આવું તું વહેલું પણ મેહમાન આવી ગયા એમાં મોડું થઇગયું ત્યાં તડકો એવોને પછી કીધું પહેલા જમવાનું કરો pass ખબર નોતી કે જમવાના pass અયથીજ લેવાના છે વળી પાછા યાહ તડકા મા પાસ લેવા ગયા પહેલા કીધું જમવું છે પછી તમારે જે કરવું હોય એ કરજો ભૂખ લાઈગી છે તડકોય એવો તમારે entry fee કેટલીક હતી entry ના pass અમારે તો ચારસો ચારસો મા પૈડા છે સાડી છસો હતા discount નતુ આપ્યુ હમ જમવા ના કેટલા હતા અમે તો વળી અમે તો વળી ઓલુ canteen મા જમ્યા તા ઢોસા ખાઈ લીધા તા કાઈ નઈ હવે બીજી વાર જાસુ તો ધ્યાન રાખીશું હવે પછી યાર ફોન કરી ને જ જાયે ને ખોડલ ધામ જમી ને ન જાયે દર્શન કરીને

અમે ફરવા લાયક સ્થળ બધુ ઈબાના છે હમ નોતા જવા દેતા ત્રણસો રૂપિયા deposit લેતા તા અને પછી પાછા દોઢસો દોઢસો આપ્યા તા છેલ્લે. ત્યાં એ locker નું ભાડું હતુ ભાડા વધી ગયા તા બધા એ બહાર થી બહાર થી ઓલા security વાળા એ લઇ લીધું તું એ ને કપડાં છે ને બીજું કઈ નથી ને ત્યાં બીજું ટોપરા નો પાક છે આટલે હુ કે એને canteen વેપાર થાય ને એટલે અંદર કાંઈ નાઈ લઇ જવાનુ waterpark માં તો હારુ તો હારુ જ ગોઠવે ને માણસો તો બઉ વધારે છોકરા છોકરી ઓ ને રજા હોય ને એટલે બધા વાલી લઇ ને આયવા તા

હમ હમ

મજા આઈવી તી કેટલી વાર તમે ત્યા રહ્યા તા આખો દિવસ મા ના ના અમે તો સાડા અગિયારે તો ગયા મોડા મોડા અને પછી તડકો એ બઉ હતો ભૂખ એ બઉ લાઈગી તી પછી કીધુ જમી લઈએ તા જમવા મા એ બઉ હારુ નોતુ વળી pass લેવા ગયા ત્યા બેસી ગ્યા તમારે જમવા મા હુ હતું અમારે તો પંજાબી શાક ને નાન ને એવુ બધુ હતુ

હમ ઈ એક સારુ હોય એટલે થઇ જાય વાન્ધો નો આવે હમ યા ચા ને નાસ્તો કર્યો પાછો

પછી ખબર પડી યા ખીચુ ને એવુ એ મળે હે પછી તો હુ ત્યા ખવાઈ ગ્યું પછી કાંઈ થાય નઈ હવે વીરપુર વીરપુર જલારામ બાપા ની ખીચડી ને કઢી ને ખાઈએ પછી દર્શન કરી ને હમ હમ પછી ન્યા બધા એ pool માં ગ્યાતા બધા એ પૂલ મા ગયા તા કે ગયા તા કીધું તું જાવું હમ ઓલા wave pool ઓલો music વાળો હતો એમાં ગયા તા કે નઈ ઓલું waving વાળુ ઓલું દરિયાઈ મોજા જેવુ લાગતું તું ગ્યાતાને બહુ મઝા આવી

હતો ને એક અમારે બાજુ વાળા નો છોકરો એને તો બઉ જ મજા આઈવી બાર જ નોતો નીકળતો મમ્મી પપ્પા ને નતો યાદ કરતો એકલો રમતો તો dance બઉ કરતો તો હમ પછી ઓલુ rain rain વાળુ વરસાદ વાળુ હતું ખબર એક pool કે વરસાદ જેવી effect લાગતીતી એકે બાકી નોતા રાયખા બેમા નોત બેઠી.

wavepool મા હમ પછી ઓલી બધી rides હતી એમા નતો બેઠા બાકી તો બધા મા અઘરી માં એ બેઈ ગયા તા

હા પાછુ ઉપર થી ઓલુ ધડાક દેવાનો અવાજ આવે ને મને તો એમ લાગતુ તુ એ હવા નો force આવતો હશે પણ એવુ નોતુ ખરેખર પણ મને એવુ લાગતુ તુ હવા નો ફુલાવતા તા જ એવડા હમ હમ પછી વળી વાળી ride હતી પેહલા ખબર ભૂંગળા માથી જાવાનુ લપસણી હતી પછી છેલ્લે છેલ્લે ગોડ ગોડ ફેરવે ઈ વાળી હતી એમાં પડવા નું. ઘડીક તો હારી લાગતી પછી હાવ બીક લગતી તી એમ થાય કે આમ કેવી રીતે એમના મા હાલસુ પાછળ થી તો ઓલુ ખુલ્લુ હતુ કે એમ થાતુ કે યા થી નીકળી જાઈ તો પણ ઈ લોકો એ ઈ લોકો એ પણ ઈ રીત નું ગોયઠવુ હોય એટલે એને વિચારી ને જ બધુ ગોયઠવુ હોય પણ બીક લાગે એવુ તો હતુ એમ તો

હા એમા પાસે જાવાનું હતુ એટલે એમા હલવાઈ ગયા હમ પછી ઓલું ચંદ્ર આકાર ની રાઈડ હતી

બધા એ કે આ બેન તો આઇવા પછી લપસણી ની બધી હતી એમા તો કેવી માજા આઈ નઈ નાના નાના મા જ બઉ ગમતુ તુ પાણી માથે પડતું હોય ને તો મજા આવતી તડકો બઉ હતો એટલે અમારે એ અમારે એ ઓલું ચાર ચઢવા ના ને એમાં તળિયા બળતા તા બાકી તો કાંઈ વાંધો નહતો આવતો માજા આઈવી નકર આટલા વરાહ ના અંદર કોઈ દી ઠંડા પાણી એ નાહ્યા નથી કાઈ પછી વાંધો નતો આયવો ને હમ તાવ બાવ કાંઈક નક્કી ન હોય આવી જાય શરદી તાવ થઇ જાય ના ના કઈ વાંધો નતો આયવો હવે તો એમ થાય કે બીજી વાર લઇ જાય તો જાવું

ક્યાં ના ના

એમાં એ પાછુ એમ નેમ હાલવુ સેહલું પડે પન પાણી મા હાલવુ બઉ અઘરું મેં તો કેટલી એ try કર્યો હલાતુ જ નતુ .

નાસ્તો એ હતો વેફર ને એવુ બધુ હારુ જ હોય ને યા તો લોકો ને એ રીતને જ જોઈતું હોય સાદુ ચાખ્યુ તુ હમ પેહલા જમતા જમાઈ ગ્યુ પછી હું કરવાનુ અમને એ એવું જ હતું કે આઇયા જ મલતુ હશે એમ પછી અંદર જોયું તો ખબર પડી કે ના અહીંયા અંદર એ canteen છે એમાં નાના છોકરા ના લેતા એ છે ને dish મળે

યા તો એમ થાય કે આપણે ઉભા જ રહીયે એમના ભેઠા હમ ઉપર થી પાણી પડે ને પાછ નીચે એ પાણી અચાનક ખબર એ નોતી ફરી આમ કરી ને ભાગ્યા

કાંઈ નઈ હવે ગયા તો ખબર પડી ને હવે જવાહે ફરી વાર નકર એમ થાય જોયુ તો ખબર પડી ને આવુ બધુ હોય બાકી બોલો કઈ વાંધો નતો આવ્યો ને ત્યા

ચાલુ જ છે સદાવ્રત હમ

એમ લાગતુ તુ નઈ વારો આવે પણ પછી તો ફટાફટ line હાલતી તી ને તો થોડીક વાર મા વારો આવી ગયો પછ દર્શન કર્યા પેહલા ફોન ને પાકીટ ને એવું જમા બુટ ચપ્પલ જમા કર્યા પછી આપડી વસ્તુઓ પાહે રાખવા ની પર્સ ને એવુ બાકી બુટ ચપ્પલ જ જમા કરે બીજુ યા નઈ કઈ કરતા પછી આરતી મા દર્શન કરવા ગયા દર્શન કરી ને આવી ને જમવા બેઠા જમી ને પછી નીકળી ગ્યા હમ અમે એ જલારામ બાપા ના મંદિર એ ગયા તા પણ એમાં પછી ખબર પ્યડી કે આ તો જ્યાં આ એક ટાણું હતું ત્યારે જ બધી ભીડ હતી જમવાનું પતિ ગયું પછી તો કાંઈ એટલી બધી નોતી મંદિર એ ઉભા તા હમ એટલે મને લાગે જમવા ના time એ જ વધારે માણસો ની ભીડ થઇ જાતિ હશે બજાર મા ગયા તા જાવાનો રસ્તો જ બજાર નો હશે હતુ બધુ સરસ એમ તો પ્રસાદી શ્રીફળ પ્રસાદી

હા રમકડા બધા એ મળતા તા અમે એ જોયુ તુ કપડા ને એવુ સરસ હતુ ઓલુ હેરે ખરીદી કરવા ગ્યા હોય ને તો મજા આવે આયવા બીજા હોય યા જોયા હોય એ બીજા હોય એવુ થાય એના કરતા દિવસે ગ્યા હોય ને એમ મજા આવે હમ પછી કાઈ નાઈ પછી ઘરે આવી ગયા direct તમને ઓલ તમને ઓલા discount વાળા પાસ આપ્યા તા કે નાઈ અમને તો આઈપા તા

હજી એકત્રીસ ડિસેમ્બર સુધી છે કે

હા તો પૂરો બરોબર વસુલ એ થાય આ તો અડધો દિવસ તો એમ ને એમ જાય. Entertainment ની વાત કરીએ તો આજની fast life માં જ્યાં રોજ એકના એક કામ કરીને માણસ કંટાળી જાય છે ત્યારે એને પ્રસન્ન થવા માટે આહ mentally સ્વસ્થ રહેવા માટે

entertai અને Entertainment ના કારણે માં માણસનું મન પ્રસન્ન અને સ્વસ્થ રહે છે અને સ્વસ્થ શરીર માટે પ્રસન્ન મન ખૂબ જરૂરી છે તમારે physical અને mentally બંને રીતે તંદુરસ્ત રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય તો entertainment ખૂબ જ જરૂરી છે. અને Entertainment માટે માણસ અત્યારે જાત જાત ના શોધી કાઢે છે એટ્લે કે પેહલા તો ખૂબ જ ઓછા source હતા કે જેનાથી મતલબ TV નતું TV અત્યારે સૌથી entertainment નું કોઈ માધ્યમ હોય તો TV જે ઘરે-ઘરે થઈ ગયું છે કેવાય તો ઓછાંમાં ઓછું એક TV તો દરેક ના ઘર માં હસે જ પહેલા આ બધી કોઈ વસ્તુ કોઈ હતું જ નઈ બધા બાર જઈને ઘર ની બાર જઈને આહ બધા એક બીજા જોડે મળતાતા, રમતાતા એ જ બધુ હતું, અત્યારે બધુ એટલું બધુ વધી ગયું છે કે TV mobile અર તમે તમારી પાસે બઉ બધા scope છે Theatre કે જેનથી તમે Entertain થઈ શકો છો કેટલીક શારીરિક અને માનસિક પ્રવૃત્તિ વડે મનોરંજન થઈ શકે છે પેલા તો કાવ્ય, નૃત્ય અને નાટક એવી બધી કળાઓ મનોરંજન માટેનો એનો ઉપયોગ થતો હતો અને રાજશાહી ના યુગ માં તો યુદ્ધ, રેસ, ગોડે સવારી, હાથીની સવારી, ભાલા ફેંક, તલવારબાજી, શિકાર એવી બધીથી એવી બધી રમતો થી માણસ ભરપૂર મનોરંજન મેળવતું.

લોક કલાકારો એ બધા મનોરંજનનું માધ્યમ બન્યા પછી ભલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ, ખોં-ખોં, કબડ્ડી, યોગ, વ્યાયામ એ બધી હરીફાઈઓ થતી.

જો એને બીજું કોઈ બી option ના હોય તો એ લોકા depression મા જતાં રેતા હોય છે અને ગણી બધી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે અને આ theatreTV radio એ બધા અત્યારે આધુનિક entertainment ના સાધનો થઈ ગયા છે. TV ના માધ્યમથી

cooking cooking show comedy show, reality show, જેવા કે dancing અને singing દરેકે એટલા બધા show વધી ગયા છે. કે જેનાથી લોકો ઘરે બેઠા પણ news ની news એટલે ઘરે બેઠા પણ દુનિયાની કોઈ પણ છેડાના કોઈ પણ news આપણને મળી શકે છે

આધુનિક television એ આપની દુનિયા બદલી નાખી છે. એવું કહિયે તો ચાલે કે વિશાળ clean અને high tech sound ને કારણે T. V આપણને ઘર મા જ theater નો આભાસ કરાવે છે સુગમ સંગીત film સંગીત અને હાસ્ય પ્રદાન પ્રેક્ષકોને ને ખાસ જોકે દેશા ના ખૂણે-ખૂણે છેલ્લા વર્ષો મા cricket match ઓ એ જબ્રુ આકર્ષણ જમાવ્યું છે. બે મોસમ આવે ત્યારે દેશ મા ભારે લોક જુવાળ પેદા થાય છે એક ચૂંટણીઓની મોસમ અને એક તો cricket match ની મોસમ IPL એટ્લે કે Indian premier league ની ભારે બોલબાલા છે દુનિયાના શ્રેષ્ઠ cricketer ઓ team ઓ IPL ની match મા ભાગ લે છે અને અસંખ્ય ચાહકો ને IPL ની match ઓ ઉત્તમ મનોરંજન પૂરું પડે છે. સ્વસ્થ જીવન માટે આપના તન અને મન બંને સ્વસ્થ હોવા જરૂરી છે. તનની તદુરસ્તી માટે આપણે આરોગ્ય ના નિયમો અને મનની તંદુરસ્તી માટે શુદ્ધ વ્યવહારના નિયમો પાળવા જોઈએ